આપણે આજે news ની વાત કરીએ છીએ news એટલે કે સમાચાર અને સમાચાર જોઈએ ને તો અત્યારે હાલમાં તો ગરમીનું પ્રમાણ ખુબ જ વધારે છે તો ગરમી એટલી બધી વધી ગયી છે કે ગરમી અનુસાર ખેતિવાડી મા અને આવતા જતા બધા મા તક્લીફ પડવાલાગી છે. તો કેવાનો મતલબ એ છે. કે આજ ના સમાચાર પ્રમાણે ગરમી નુ પ્રમાણ હવે વધાવા નુ છે. અને ગરમી નુ પ્રમાણ જો વધ્યુ તો તકલીફો વધવાની. તો કેવાનો મતલબ એ છે.

ગરમી તો ઠિક છે પણ અલગ અલગ હોય lithium નો જંગિ જથ્થો પણ મળી આવ્યો છે. lithium basically જે વપરાય છે. એ ગણી અલગ રિતે પધ્ધ્તીથિ lithium સુ છે ને. Lithium basically કેવાય કે lithium વિશ્વ નિ સૌથી હલકી ધાતુ છે. એ ચપ્પા નિ ધાર થિ કાપિ શક એટલી નરમ છે પણ પાણી પર તરી પણ શકે છે. તેના મા વિજળી નો current પાસ થવા ની વધારે છ . એક દમ હળવા charging પર એક કરતા વધાર વખત જડપથી થઇ શકે છે . એટલે તેઓ સૌથી વધુ વ્યાપક ઉપયોગ કે retrieval battery car mobile charger અવી ચિજો મા થાય છે તો સમજવાની વાત એ છે કે આટલો મોટો જથથો મળિ આવ્યો રાજસ્થાન માંથી તો ઘણુ.

દેશ મા વિચિત્ર વતાવરણ થઇ ગયુ છે. કાશમીર, હિમાચલ, ઉત્તરાખંડ, બરફ વર્ષા તો ગણી છે તો આ બધુ તો એટલુ બધુ વધી ગયુ કે પુછો નઇ.

કે હાલમાં અલગ અલગ રીતે ઘણા લોકો ઉપરથી ગોવા કરતા ચાલીસ degree નજીકથી છે જ્યારે ભણવાની વાત કરીએ કે તામિલનાડુની ધોરણ બાર ની વિદ્યાર્થી છસો ગુણ મેળવી નવ વિક્રમ રચ્યો હોવા જ્યારે તમે વસુંધરા એ કોંગ્રેસની સરકાર બચાવવામાં મદદ પણ કરી હતી અને ગેલતના એક તીરથી બે નિશાન વાગી ગયા તો કહેવાનો મતલબ એ છે કે અત્યારે હાલમાં અમદાવાદમાં આગ વરસથી ગરમી તો પડશે જ એ જાહેર કરી દેછે કે મારું માનવું છે કે ચાલીસ degree તો minimum ચુમ્માંલીશ પિસ્તાલીસ તો‌ થઈ જશે. હા ચુમ્માંલીશ પિસ્તાલીસ degree તો થશે તો હવે બીજા સમાજની વાત કરી એ તો એ ઉદ્યોગોમાં ત્યારે મહિલાઓની ભાગીદારી મુદ્દે ગુજરાત મા છેલ્લો ક્રમ આવી ગયો હા છેલ્લો ક્રમ કારણ કે જે પ્રમાણે વધી રહ્યું છે જે પ્રમાણે અમરનાથ શ્રદ્ધાળુઓ પણ વખતે વખતેએક જ એકસઠ દિવસ સુધી દર્શન કરી શક્યા છે અને બીજું સમાચારમાં એવું બહુ થઈ ગયું છે કે ગુજરાતી અને ઠક કહેવાનો મુદ્દો તેજસ્વી યાદવ સામે નો આદેશ કરવામાં આવ્યું હા તેજસ્વી યાદવ ને આદેશ કરવામાં આવ્યો હતો તો એવું કીધું હતું હવે જોઈએ market

હોવા Share market ની તેજી અત્યારે ઘણી સારી જોવા મળે છે કારણ કે share market એ એટલો fast ચડિયું ઉપર કે ભાવ આસમાને આવી ગયો હવે બીજી વાત exam ની કરીએ તો commerce science arts માં વિદ્યાર્થી નો પ્રવેશ સીધો ચાલુ થઈ ગયો honest degree દ્વારા pharmacy ની આખી online exam પ્રવેશ ક્રિયા ચાલુ થઈ ગઈ તલાટી ની પરીક્ષા

કેટલા ક જેવા મુસાફરો હતા અઢાર લાખ અઢાર લાખ છોકરો મુસાફરોનું daily કરોડો ની income થવાની જ છે ધોરણ બાર science gujcet ની mark sheet નો બારમી વિતરણ એ થવાનું છે હવે વાત કરીએ કે મરચા powder કે જીરા મગદરી જે હળદર છે highest મરચું ભેરસેળ વારુ પકડાય છે ઓગન ચાલીસ કિલો નો જથ્થો તો ભેળસેળવાળા કે હળદર મસાલા ભેરસેળ ઓ વેપારીઓ મરચા ને પણ છોડ્યું નહીં વેચાણમાં ખોરાક નિયમ પ્રમાણે તંત્ર ની raid ફરી વેપારી એ સામે પકડી જવાયા પણ શું વાત થોડીવાર છૂટી જવાના છુટી જવાના એટલે પતિ ગયું કશું ઘણે નહી આ લોકો અત્યારે ગુજરાત સરકાર એ vodafone idea અને અલવિદા હવે jio અત્યારે આવી ગયું jio નો plan અત્યારે સસ્તામાં સસ્તામાં થઈ ગયો છે એટલે jio વાળા એ શું કર્યું કે બધા જોડે એક એક ફોન અપાઈ દીધા

કહેવાનો મતલબ અત્યારે હાલમાં જોઈએ તો UP છે નહી પણ નહીં પણ લૂંટફાટ એટલી વધવા લાગી હવે latest માં latest સમાચાર તો અત્યારે ઘરમાં લૂંટફાટ એટલી વધી ગઈ છે કે પૂછો‌ નહિ લૂંટફાટ ની જોડે સખત short circuit કે તરત જ આગ લાગી ને દાજી જાય અને આવા બધા cash પણ બહુ વધવા માંડ્યા circuit થવા લાગી આગ લાગવા લાગી આવા બધા કેસો અત્યારે હાલ માં ખૂબ વધી ગયા‌ છે. હવે medical રીતે વાત કરીએ આપણે જ્યારે civil માં બધા corona cases ક વધી ગયા corona ના case વધી ગયા તો અત્યારે હાલમાં ઘટવા જોઈએ એની જગ્યાએ વધવા માંડ્યા આ corona ના case ઘટશે પણ મરવાનો ratio અત્યારે માપસર છે એટલો બધો વધતો નથી આ બધા case માં જોઈએ તો હાલમાં overall કે ભાઈ કે ભાઈ આ શું cases વધે તો નુકસાન અત્યારે સરકારને છે election એ આવશે election આવે એટલે પછી નવી પદ્ધતિ ચાલશે જો કે ભાઈ અત્યારે હાલમાં કેવાય ને કે election આવ્યું અને બીમાર પડવાના ચાલુ થયા. તો કહેવાનો મતલબ અમારામાં એવું કહેવાય કે ભાઈ હરિભાઈ કે એ સાચું એટલે એવી રીતે વાતો કરતા કરતા બધા એ વાતો કરી લીધી એ કે ભાઈ આ લોકોનો અત્યારે કોઈ solution થશે નહીં

હજી હાલમાં જયંતિ ભાઈ તો તો સમજાય છે કે medical આબોહવા જુઓ weather બધું આવી ગયું. ચાલો અત્યારે હેરાન તો કોણ થવાનું normal વ્યક્તિ જ થવાનો ને હા normal વ્યક્તિ મરવાનો છે તો બિચારો પીસાઈ જશે પીસાઈ એટલે મરી જશે એના સિવાય બીજું તો કોઈ options નથી એટલે આ બધું તો અત્યારે વાતો તો એવી કહેવાય છે કે ભાઈ હાલમાં તો બધું ચાલે છે solution કે એવું કંઈ મળતું નથી તો આ proper પ્ર્ધતિ થી જો ચલાવવું હોય અને કામ કરવું હોય

Property વાત આવી જેથી કરીને અત્યારે પરીક્ષા નું જોવો તો સ્પર્ધાત્મક પરીક્ષાએ દરેકે દરેક કેન્દ્રમાં જિલ્લામાં ઉમેદવારોમાં બધી જ જગ્યાએ હાલે છે એટલે ચાલે છે એવું કહી શકાય કે ભાઈ ઠેર ઠેર અત્યારે આવી ગાય છે ઠેર ઠેર એટલે ને તમે હાલતા ને ચાલતા બધી જગ્યાએ ચાલુ થઈ ગઈ સ્પર્ધાત્મકમયે highest છે પણ લાગે છે કેટલા એ જોવાનો પ્રશ્ન છે લાગે એટલે લગભગ વીસ એક જણા‌‌ લાગતા હશે હવે જોવા જેવું છે આગળ જયારે હું switzerland ગયો હતો ત્યારે મેં ત્યાં એક શાળા નજીક ભાડે ઘર રાખ્યું હતું ઘર ની માલકણ ઓગન સિત્તેર વર્ષ ની ના એક નિવૃત શિક્ષિકા હતી.

જીવન નિર્વાહ ની કોઈ ચિંતા ન હતી છતાં તેને શીત્યાસી વર્ષ ના એક એકાકી વૃત તરીકે કાળજી રાખવાનું સ્વીકાર્યું હતું મેં ક્રિશ્ટિનાને પૂછ્યું શું તે પૈસા માટે આ કામ કરી રહી હતી તેના જવાબે મને આશ્ચર્યમાં ગરકાવ કરી મુક્યો તેને કહ્યું હું આ કામ પૈસા માટે નથી કરતી પણ હું મારો સમય time bank માં જમા કરાવું છું જયારે હું ઘરડી થઈશ અને હલનચલન કરવા અસમર્થ બની જઈશ ત્યારે હું time bank માંથી તેનો ઉપાડ કરી શકીશ પેહલી વાર મેં time bank વિષે સાંભળ્યું મને ઉત્સુકતા થઇ અને મેં ઘણું બધું જાણવા રસ દાખવ્યો બોલ time bank social security દ્વારા વિક્સાવેલો એક

કે અમને કોઈ કારણસર જરૂર પડે ત્યારે તેનો ઉપાડ કરવાનો સારી વાત ધરાવતા અને પ્રેમ સ્વભાવ હોવો જોઈએ

અઠવાડિયા માં બે વાર કામે જતી દરેક વખતે બે કલાક ત્યાંથી પેલા વૃદ્ધ ની મદ્દદ કરવા તેમની માટે ખરીદી કરવા તેમના ઘરની સફાઈ કરવા તેમને સૂર્યપ્રકાશ માં આંટો મારવા લઇ જવા તેમની સાથે વાતો કરવા કરાર મુજબ તેમની એક વર્ષ ની સેવા બાદ time bank તેમના કુલ કલાકો ની ગણતરી કરી તેને એક time bankcard આપશે

time bank તેને મદ્દદ કરી શકે અને ખાતે બાર ને hospital કે તેના ઘરે મોકલી આપશે એક દિવસ હું શાળા માં હતો અને ક્રિશ્ટિનાનો phone આવ્યો કે તે ઘરમાં બારી સાફ કરતા કરતા table પરથી પડી ગઈ છે મેં અડધી રજા મૂકી ઘરે bag મૂકી અને ક્રિટિનાને સારવાર માટે hospital માં દાખલ કરી તેને પગ ની એડી આ ઈજા પોહચી હતી અને થોડા સમય સુધી ખાટલે આરામ કરવાની ફરજ પડી મને જયારે ચિંતા થઇ કે હવે તેનું ધ્યાન કોણ રાખશે ત્યારે તેને તરત મને ચિંતા માં જણાવ્યું કે time bank માં ઉપાડ ની અરજી કરી દીધી હતી બે જ કલાકમાં એક સ્વયંસેવક હાજર પણ થઇ ગયા ક્રિસ્ટીનાની સેવા માં time bank એ વ્યવસ્થા કરી હતી તેની આ પછી એક મહિના સુધી તે સ્વયંસેવકે ક્રીશ્તીનાની ખુબ સારી કાળજી રાખી

તેની ઇરછા હતી કે તે જ્યાં સુધી તંદુરસ્ત છે ત્યાં સુધી આ રીતે કામ કે સેવા કરી શકાય એટલો વધુ સમય time bank માં જમા કરી શકે switzerland માં વૃધ્ધો ની મદ્દદ માટે નો ઉપયોગ પ્રચલિત છે

આ કર્યું છે જયારે હું switzerland ગયો હતો ત્યારે મેં ત્યાં એક શાળા નજીક ભાડે ઘર રાખ્યું હતું ઘર ની માલકણ ઓગણસિત્તેર વર્ષ ની ક્રિશ્ટિના એક નિવૃત શિક્ષિકા હતી જેને વર્ષો સુધી ત્યાંની માધ્યમિક શાળા માં અભ્યાસ કર્યો હતો અત્યારે એક હૃદય સ્પર્શી

રમેશ જી કહે છે કે મારે medical store ખુબ જ સારી રીતે ચાલતું હતું અને મારી આર્થિક સ્થિતિ પણ ઘણી સારી હતી મારી કમાણી સાથે મેં જમીન અને કેટલાક

કારણકે તબીબી શેત્રે double જ નહિ ઘણી કામની કરી હતી મોટા ભાગ ના લોકો જાણતા નહિ હોઈ કે તબીબી વ્યવસાય માં દસ રૂપિયા માં આવતી દવા સરળતા થી સીતેર એંશી રૂપિયા માં વેચાઈ છે પરંતુ કોઈ આ મને ક્યારેય બે રૂપિયા પણ ઘટાડવાનું કહ્યું હતું ત્યારે હું ગ્રાહકો ને ના પાડતો વર્ષ બે હજાર આઠ માં એક વૃદ્ધ માણસ ઉનાળા દરમિયાન મારા store પર આવ્યો તેને મને doctor ની prescription આપી મેં દવા વાંચી અને બહાર કાઢી ત્યારે bill પાંચસો સાહીઠ રૂપિયાનું થઇ ગયું પણ વૃદ્ધ માણસ વિચારતો હતો કે અને તેના બધા ખિસ્સા ખાલી કાર્ય પરંતુ તેની પાસે કુલ એકસો એંશી રૂપિયા હતા હું તે સમયે ખુબ જ ગુસ્સે હતો કારણકે મારે તે વૃદ્ધ વ્યક્તિ ની દવા લેવા માટે ઘણો સમય લેવો પડ્યો હતો અને તેની પાસે પૈસા પણ ના હતા વૃદ્ધ માણસ

અને મારી પત્ની બીમાર છે આ અમારા બાળકો પણ અમને પૂછતાં નથી હું વૃદ્ધ વસ્થા માં કેવી રીતે આગળ વધીશ તેમાં જ time ખોટી કરે છે આવો મારો સ્વીકાર્યો દવા ઓ માં કુલ રકમ એકસો વિષ રૂપિયા હતી મેં તેમાંથી એકસો પચાસ રૂપિયા લીધા તો પણ મને ત્રીસ રૂપિયા નો નફો થયો હોઈ પણ મારા લોભે તે વૃદ્ધ લાચાર વ્યક્તિ ને પણ મેં છોડ્યો નહિ ત્યારે મારી દુકાન પર આવેલા બીજા ગ્રાહકે તેના ખિસ્સા માંથી પૈસા કાઢ્યા અને તે વૃદ્ધ ની દવા ખરીદી પરંતુ તેને પણ મારા પર કોઈ અસર નોહતી મેં પૈસા લીધા અને વૃદ્ધ ને દવા આપી સમય જાય છે વર્ષ બે હજાર નવ આવી ગયું છે મારા એક માત્ર પુત્ર ને મગજ ની ગાંઠ છે પેહલા તો અમને ખબર નોહતી પરંતુ જયારે તેને ખ્યાલ આવ્યો ત્યારે પુત્ર મૃત્યુ ની ઢાલ પર હતો

તેનું operation પણ થયું અને જયારે ઘણા પૈસા નીકળી ગયા ત્યારે doctor મારા દીકરા ને ઘરે લઇ ગયા તેની સેવા કરવા કહ્યું તે પછી મારા પુત્ર નું બે હાજર બાર માં અવસાન થયું હતું આજીવન કમાયા પછી પણ હું તેને બચાવી શક્યો નહિ બેહજાર પંદર માં હું લકવા ગ્રસ્ત પણ હતો અને ઇજજાઓ પણ થઇ હતી આજે જયારે મારી દવા આવે છે ત્યારે તે દવાઓ ઉપર ખર્ચવામાં આવેલા પૈસા મને ડંક મારી દે છે કારણ કે હું દવા ઓ ની વાસ્તવિક કિંમત જાણું છું એક દિવસ હું medical store પર કેટલીક દવાઓ લેવા ગયો હતો અને સો રૂપિયા નું injection મને સાતસો રૂપિયા માં આપ્યું હતું પરંતુ તે સમયે મારા ખિસ્સા માં ફક્ત પાંચસો રૂપિયા હતા અને મારે injection વિના medical store માંથી પાછું આવવું પડ્યું તે સમયે મને તે વૃદ્ધ વ્યક્તિ ની ખુબ યાદ આવે છે અને હું ઘરે ગયો અને હું લોકો ને કેહવા મંગુ છું કે ઠીક છે કે આપડે કમાવા બેઠા છીએ કારણ કે દરેક ને પેટ છે પરંતુ કાયદેસર કમાની અને કમાણી કરવી નબળા ને લુટી ને પૈસા કમાવી આ સારી વાત નહિ કારણકે નર્ક અને સ્વર્ગ એ ત્યાં જ નહિ પણ અહીં પણ ભોગવવા પડે છે આજે હું નર્ક ભોગવી રહ્યો છું પૈસા હંમેશા મદદ કરતા નથી હંમેશા ભગવાનનો ડર રાખી ને ચાલો તેનો નિયમ મક્કમ છે કારણ કે કેટલીક વાર લોભ પણ આપણને મોટા દુખો માં ધકેલી શકે છે સાચેજ કોઈ ને કારણ વગર નડવું નહિ કોઈ નાના માણસ ની હાય લેવી નહિ તમારા હક ની ના હોઈ તો લેવું નહિ અને હરામ ની આવક ઘરે લાવવી નહિ પછી ધંધો હોઈ કે નોકરી તમને આ કિસ્સા પરથી શું જાણવા મળ્યું એ જરૂર comment માં લખજો thank you Go first માં ફસાયેલા નાણા માંથી ત્રીસ ટકા જ પરત મળવા પૈસા માં ગયેલી go first LIS માં bank તથા અન્ય ધિરાણ દારો ની અટકાવાયેલી

ધિરાણ થયેલું છું airline માં airlines ના માટે કુલ રૂપિયા અગ્યાર હજાર ચારસો ને ત્રેસઠ કરોડ નું દેવું છે ખર્ચા માં ગયેલી LIS માથે કુલ રૂપિયા અગ્યાર હજાર કરોડ થી વધુ નું દેવું ધબડકાને કારણે નાણાં સંસ્થાઓ નો મોટો મોટો પડગો પડશે બરોડા અહહ દેશ ની નહિ દેશ ની રીઢેણ કારણ ગારો નું trader ઓ માટે હવે બજાર માં defective માં trading કરવું વધુ ખર્ચાળ બનવાની સાથે

આ penalty margin short call પર broker અને ગ્રાહક વચ્ચેના સબંધના આધાર પર અઢાર થી ત્રીસ ટકાના range માં લાગી શકે છે margin short call પર penalty ના ધોરણો બે મે બે હજાર તેવીસથી અમલી બની ગયા છે broker ગ્રાહક ના સબંધ મુજબ હવે penalty ની વસુલી થશે નવા margin ધોરણો હેઠળ clearing corporation નો statement મુજબના broker ઓની intra a trading position મુજબની ગણતરી કરીને તેઓને ખૂબજ ચોકસાઈ ધરાવી પડશે એ ચોકસાઈ દરમિયાન જો tradro ને કંઈપણ નુકસાન થશે તો એ short call જાહેર કરવામાં આવશે આ પગલાંના પરિણામે હવે broker ઓ રોકાણકારોને trader ના હિતમાં margin પર લાગ્યા છે ઉલેખનીય છે કે મૂડી બજાર નિયામક central સેબી રોકાણકારોને માર્જિનના લાઇવ ધોરણો tre

એક વર્ષ માટે અમુલ અમલ મોકૂફ રાખવામાં આવ્યો હતો સેબી ઈચ્છે કે રોકાણકારો તેમના સોદા exchange platform પર મુકે એ પહેલા જ margin money ઉગ્રાવી આપે broker હોય એ

હિતરક્ષણની સાથે સતાકીય સોદા પર અંકુશ પણ આવી શકે છે એવું માનવાનું છે બજારના નિષ્ણાતોનું કહેવું છે કે margin સુધારા trigonometry ના ત્રીજા તબક્કાથી જરૂર ટૂંકાગાળા માટે volume પર અસર થશે પરંતુ લાંબાગાળે બજારો અને તેની વિશ્વનીયતા માટે સારું રહેશે નવા ધોરણોથી broker ઓ માટે મુડાણ મૂડીની આવશ્યકતા વધશે અને પરોક્ષ રીતે રોકાણકારો અને trader માટે ખર્ચોમાં વધારો થશે નામ એ tradition positon મુજબ ગણતરી કરીને margin એકત્ર કરવા અને એકમ નિર્ધારિત કરતા margin ઓછુ આવ્યું હોય કે margin short માં લાવ્યો હોય તો panlty લાગવામાં જણાવ્યું છે આ પગલા ના પરિણામે હવે broker ઓ રોકાણગારો treader ઓ ના હિત માં margin વધારવામાં આવ્યા છે retail ભારત ચીન થકી વૃદ્ધિ બે હજાર ત્રેવીસ માં એશિયા ના અર્થતંત્ર ની વૃદ્ધિ ના ભારત ચીન નો મુખ્ય ફાળો રહશે તેમ IMFA એ જણાવ્યું હતું નવું રોકાણ online gaming ક્ષેત્ર

Point શત્યાંશી લાખ કરોડ નું વિક્રમી collection થવા છતાં આયાત પર વસુલાતા IGST માં ચાર point સાત ટકા નો ઘટાડો થયો હતો સોનાર પર અસર

સરકાર હસ્તકની MDC કંપનીએ lithiym ના mineing કામ માટે ઓસ્ટ્રેલીયાની hankook કંપની સાથે વાટાઘાટો હાથધરી છે વધુ એક હસ્ત કારણ હસ્તાંતરણ food brand plak દ્વારા put take start up ઉપનો સો ટકા હિસ્સો one point ત્રણ million ડોલરમાં હસ્તગત કરાયો છે ભંડોળ ઉભું કરાશે godrej consumer કંપની MBSB issue થતી રૂપિયા પાંચ હજાર કરોડ ઊભા કરે તેવી સંભાવના છે વિક્રમી collection ગત તારીખ ઓગણત્રીસ એપ્રિલ એ દેશમાં stone collection થકી રૂપિયા દસ હજાર હાથ ધર્યા છે સવારે અગિયાર વાગ્યાની આસપાસ શેર ચાર point છવીસ ટકાએ one point ચોત્રીસ એક point બત્રીસ point ત્યાંશી પર trade થતો જોવા મળ્યા trading દરમિયાન તે મહતમ રૂપિયા તેત્રીસ point પચ્ચીસ સુધી ગયો છે એ અંતે એકત્રીસ point ત્રાણું બંધ રહ્યો હતો

કરશે અને કેન્દ્ર સરકાર ટૂંક સમય મજ angel અથવા તો વસુલી ધરશે કેન્દ્ર સરકાર ટૂંકમાં angel text dry draft નિયમો જરી કરશે આ format start up ની valuation ની ચિંતા ઓ ને દુર કરે છે આ વર્ષ કેન્દ્રી budget માં angel text રજુ કરવામાં આવ્યો હતો નાણાં મંત્રાલય આગામી સાત થી દસ દિવસ માં નિયમો માં સમબીધ

જોગવાઈ નો વિસ્તાર કર્યો આગાઉ આ જોગવાય માત્ર સંથાનીક નિવાસી રોકાણગારો ને જ લાગુ પડી હતી નવી જોગવાઈ હેઠળ મૂડી એકત્ર કીમત અને વ્યાજબી બજાર મુલ્ય ના ખુલાત્મક રીતે ઊંચા વિર્ચ્ચુળના નો સામનો કરવો પડશે startup ની ચિંતા ઓને દુર કરવા માટે ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય ના આર્થિક તબ્બકાઓને મહેસુલ વિભાગ સાથે બે round ની બેઠકો યોજી છે મેહ્સુલ વિભાગો ને ઉદ્યોગ વિભા સાથે પ one to two હેઠળ નિયમો નું પાલન કરવું પડશે સવારે અગ્યાર વાગ્યા ની આસપાસ શહેર ચાર point છવીસ ટકા થી લઈને આંઠ સાહીઠ point પંચયાશીપર પહોચી હતી અંતે ઓગણપચાસ point પચ્ચીસ પર બંધ રહ્યો હતો અત્રે એ ઉલ્ખાનીય રહેશે કે go first airlines નાદાની પ્રકિયા માટે અરજી કરતા અન્ય airlines ને ફાયદો થયો છે અને અન્ય બધી allegiance ના ગ્રાહકો ની તેમજ તેમની પાસે ખેચવાનો પ્રયાસ કરી રહ્યા છે airline go first પર ખેચવાનો પ્રયાસ અન્ય બધી airline offer ગ્રાહકો ને તેમની તરફ ખેચવાનો પ્રયાસ શરુ કરે છે કિમંતી ધાતુ ઝડપી ઉછાળો સોનું રૂપિયા બાસઠ આઠસો ચાંદી રૂપિયા પંચોતેર હજાર ને પાર મંગલવાર થી શરુ થયેલી અમેરીકન pendrive pedral local market ની કમિટી બેઠક ના પરિણામે પહેલા તથા અમેરિકા ના દેવા ની દેવા ની આહ સપાટી હેઠળ કરી હતી મુંબઈ બજાર સોના માં રૂપિયા છસો થી વધુ ચાંદી માં રૂપિયા હજાર થી વધુ નો ઉછાળો આવ્યો હતો બીજી બાજુ વૈશ્વિક છૂટ oil માં તડકો બોલાઈ ગયો હતો અને પાંચ ડોલર થી વધુ નીકળી ગયા હતા ડોલર સામે રૂપિયા સાધારણ સુધારો રહ્યો હતો મુંબઈ જવેરી બજાર માં નવાણું point નેવું દસ ગ્રામ સોના ના GST વગર ના ભાવ જે મંગલવારે રૂપિયા સાહીઠ હજાર ચારસો ને સત્તર રહ્યા હતા બુધવારે વિશ્વ બજાર પાછળ છસો ને સતાયાવીસ રૂપિયા અહહ પંચોતેર બસો ને બયાંશી રહ્યા હતા અમદાવાદ બજાર માં નવાણું point નેવસો નું દસ ગ્રામ દીઠ રૂપિયા બાસઠ હજાર આઠસો જરા નવાણું point પચાસ ના ભાવ રૂપિયા બાસઠ હજાર ચસો રહ્યા હતા ચાંદી point નવાણું point નવાણું એક ડોલર એક કિલો નો ભાવ રૂપિયા પંચોતેર હજાર મુકતા હતા fraudulent રૂપિયા માં ડોલર minus zero સાત પૈસા એક્યાંશી point બયાંશી pound plus ઓગણચાલીસ પૈસા એકસો બે point તેતાલીસ yuro plus સડસઠ પૈસા નેવું point ત્રીસ

નવસો ને નવાણું એક કિલો નો GST વગર ના ભાવ મગળવાર ની સરખામણી એ એક હજાર છપ્પન વધી રૂપિયા પંચોતેર હજાર ત્રણસો ને સાહીઠ બોલતા હતા દરમિયાન વિશ્વ બજાર માં સોનું મોડી સાંજે off beat વીસ હજાર બે હજાર બાર ડોલર જયારે ચાંદ ordite પચ્ચીસ point ચૌદ ડોલર મુકાતી હતી pelteral મિસબ ની બેઠક પેલા

Already અદાણી નો video મોકલી દીધો છે તો અમુક comment આવાની શરૂ થઈ એકદમ negative comment આવવાની શરૂઆત થઈ કે તમે તો career છો તમે તો antinational છો તમે તો મોભી government ની against માં છો અમે તો તમને જોઈએ

Connected છો genuine youtuber છો અમુક english channel છે મૂકી મરાઠી channel છે હવે એકદમ બહુ genuine માણસો છે એની સાથે connected છો એની સાથે મારી વાત થઈ તો ખબર પડી કે અમુક IDchannel copy paste વાળી comment જ હતી એટલે મને એવું લાગ્યું કે જે વસ્તુ જે મળીને બે political party વચ્ચે થાય છે અને અમુક લોકોને ITfild છે અને એ લોકોને PRmanage કરવા આપી દીધું છે એટલે તમે કાંઈ પણ કરીને બોલો તો કઈ દેવાનું કે બરોબર કારણ કે મેં એવું વિચાર્યું કે આપણી તો channel stock market ની છે અને અદાણી નો crash નો video મુકવો એટલો જરૂરી હતો કારણ કે લોકોના પૈસા stock market માં છે બાકી કોઈ reason કોઈ બીજી વસ્તુના લીધે હોત તો આપણે ટોપીક નીકાળી નાખોત કારણકે stock down રહે છે bank ની screen down જાય છે negative impact થાય છે એક related વસ્તુ છે એટલા માટે મિત્રો કોઈ દુનિયાનો trigger નહીં હોય કે video જોઈને એવું લખવા માડશે કે actual nagetivity કેહવાય અમુક વસ્તુ એના પરથી proof થાય છે બે ત્રણ દિવસ માટે IT cell ની જે team છે એ youtube ઉપર મૂકી દીધી હોય છે

કે જે regular છે એની તરફ એકદમ live response કે આપડે investigation કરશું અને જે bank છે એના chair man ઓ આવી ને માં comment છે એટલે અમને તો એના પર વિશ્વાસ છે એટલું અમારું exposure નહી એટલે જે આખે આખું steamer હોય જે આખું એક જહાજ છે એમાં જે આપણા ગૌતમ ભાઈ એ શાંતિ થી ત્યાં બેઠા છે જો હુએ ગુજરાત નો છું એ બી ગુજરાત ના છે અને આપણી government એ ગુજરાતી છે તો મારે કોઈ ની સાથે કઈ personally against માં છે પણ આપડે stock market માં જોડાયેલા છે તો આપડે એક નૈતિક કરતા જ હોય કે કાઈ વસ્તુ ખોટી થતી હોય અથવા તો કોઈ વસ્તુ ઉપર આપણને question હોય તો question આપડે કરવું જોઈએ

ક્યાય આવતા નથી એમાં પણ હજુ સુધી કોઈ TV માં આવ્યા નથી અને ક્યાય આપ્યો નથી બરોબર પણ હું તમને બઉ બીજી બઉ મસ્ત વાત કરું કે આજે હિંદુ નો જે report આવેલો ને એ report ને તમે પાંચ minute માટે ભૂલી જાઓ ને જો ખરેખર તમને stock market નું થોડુક બી knowledge હોય ને તો જે લોકો ને ખરેખર થોડુક બી knowledge છે ને એ લોકો એ ક્યારેય અદાની માં invest કરેલું નથી બરાબર મારે હમણાં હમણાં ઘણા time માં એવું થયું કે હું જ્યારે traveling અમ mumbai ને એ રીત ના કરતો હોય ને અમુક વાર ગુજરાત માં તો અમુક જે લોકો ને જે જાણીતા trader કે મોટા investor ની મારી સાથે ઓળખાણ એ લોકો ને મળું હું એ લોકો એવી વસ્તુ એ કે કે અદાની માં ભૂલમાં બી નાં જતા ચેતન ભાઈ બરોબર છે કારણ કે એના ગણા time થી એનો stock આપડે monitor કરીએ ને તો એનો જે આવે ને એ એટલો high છે કે acceptable જ નઠો ન્હ્વે આતો news આવી ગયા આ બધા એટલે stock પડ્યો બાકી stock double જ હતો કે મતલબ

એટલે આ વસ્તુ તો ગણા બધા ને ખબર છે આમાં કઈ નવું નથી નવું શું છે કે આ એક report છે હવે આ report ને સમજો ને તો તમારું stock market નું knowledge સારું હોય ને તોય કલાકો વીતી જાય બરોબર તો હવે આમાં બે વસ્તુ છે અમુક લોકો એવું કેસે કે india ની company વિશે તમે કેમ આવું બોલો છો અથવા તો india મારી વાત નથી કરતો જે જે લોકો આના વિશે બોલવા લાગ્યા છે argument હોય india ના લોકો તમે શુ કામ એવુ બધું કોઈ નું intention નથી બરોબર પણ એક વસ્તુ એ બી છે કે foreign countries માં અમુક fraud ખાતા ઓ માં manipulation થતા હોય તો ત્યા regulation થોડુંક સારું હોય છે ત્યાં બી problems તો છે જ એવુ નથી છે જ પણ થોડુંક accountability વધારે હોય છે બરાબર આપડા જેટલું હોતું નથી હવે અહીંયા શુ થાય છે

અને એ એ ગુજરાત માં અમદાવાદ માં સુરત માં અથવા તો મહારાષ્ટ્રમાં bombay પુના માં અ લોકો એ જે લોકો બેસી થોડુંક બી knowledge છે એવુ કરતા હોય કે ભાઈ આનો PUratio તો જો અને આના તો વધારવા છે આમાં invest ના કરાય કે નાના માણસ ને કઈ ખબર પડતી હોય તો regulator પાસે તો કેટલી information હશે bank ઓ પાસે તો કેટલી information હશે તો તમે આવડો મોટો report જાય પછી તમે એવા loose statement આપો કે અમે investigate કરવા જઈ રહ્યા છીએ

એના વિશે કઈ બધું થઈ રહ્યું છે તમે બે ત્રણ દિવસ માં જોવો કે investor ના કરોડો રૂપિયા ડૂબી ગયા એના લીધે bank ના બીજા કરોડો ડૂબી ગયા વગર વાંકે તો આના બધા જવાબ કોઈએ આપવા ના છે ખરેખર તો Government નું statement આયી જવું જોઈએ અ bank ઓ એ question ઉઠવવા જોઈએ અને regulator એ ખાસ ઉઠાવવા જોઈએ પણ હવે game કેવી રહી ગઈ છે ખબર છે કે આપડે તો કોઈ આવતા નથી બરાબર એકે એમનો કોઈ staff આવતો નથી અત્યાર સુધી માં